ઇ internship માં વધારે details પાછા હોય કે એમાં એક પેલા financial refunding કરીને હોય પછી financial management કરીને subject હોય પછી audit હોય advance auditing પછી corporate law ઇ પેલા group માં એટલા ચાર subject હોય હમ બીજા group માં પાછા income tax હોય international taxation અને GST એમ કરીને એક subject આવે પછી બીજો એક subject custom હોય પછી આહ twenty first management કરીને એક subject આવે હમ પછી એક છ અલગ અલગ પેપર હોય એમાંથી એક આપડે decide કરવાનો ઇ open exam હોય ઇ ઉપર માં તો મજા આવે હા ઇ આપણને એવું લાગે મજા આવે પણ ઇયાં પાછો ગોતવામાં ફાંફાં પડી

બેતાલીશ થી પચાસ દિવસ જેટલો લાગે exam પછી અછા પછી ધારોકે પાસ થઈ ગયા હોય તો કઈ રીતે હોય direct office ખોલી સકાય કે કોય company મા work કરવું હોય તો એ રીતે હોય ત્રણ option હોય જો કોઈ ને જોબ કરવી હોય તો જોબ direct કરે પછી પોતાનો ધંધો કરવો હોય તો business કરે અને ઇ નો કરવું હોય તો practice પોતાની કરવી હોય તો practice નુ certificate લઈને practice office ચાલુ કરી સકાય અછા તો સુ હવે છે ને કઈરું તું CA inter inter માં બે group કિધાને તે

અને પછી તો બધાય ને final માં મૂકી દીધું એટલે મી કીધું લાવ તમને વધારે માહિતી હસે તમને પૂછી લઉં એમ

એને ખબર નઇ કે મારે UPSC ની તૈયારી કરવી તી

એમાં એવું થયું કે ઇ તમારે સુ એમા article ship કિધુને એમાં મરાથી કે એક ને એક જગ્યાએ બેસીને cost નો થાય એટલે એવી રીતે કંટાડી ગયો એટલે પછી મૂકી દીધું બરાબર હા એટલે તો હવે આમાં બીજું તો કઈ ના હોય ને કેટલુંક થઈ જાય કે ના થઈ જાય કારવુંજ હોય તો પછી થઈ જાય પણ એવું છ સાત વરસ તો રાખવાનું કે આટલા વરસ બરોબર કામ કરવાનું તો થઈ જાય નકર મૂકી દેવી તો પછી નો થાઈ એવી રીતના હોય હા એવું છે ત્યારે તું અત્યારે સુ કરે છે અત્યારે હું CA final ની preparation કરું છું ને exam આપું છું અહ તારે કેટલાંમાં કેટલા group બે group clear થ્યું કે હજી કરસ તૈયારી એક group ની exam આપી દીધી બીજા group ની preparation કરું છું અછા કયા group ની પેલા આપી તે exam બીજા group ની મે પેલા exam ત્રણ પેપર સારા ગયા ને એક થોડુંક ખરાબ ગયુ tough હતું આમાં કઇ તમારે examination કે આવું કઈ હોય

એક group મા chargeable હોય ને ચારસો marks ના exam હોય એમાંથી જો બસો marks આવા જોઈએ અને દરેક subject માં ચાલીસ ચાલીસ marks આવવા જોઈએ એવી રીતના આવી જાયને તો તું પાસ થઈ ગઈ

બીજી વાર exam આપે ત્યારે ઇ subject ની exam નઇ આપવાની

આમા હિંમત નું કામ છે

ઇ વાત તારી સાચી હો સુ ચાલે બાકી કાઇ નઇ જો હમણા exam પૂરી થાયને એટલે પંદર દિવસનો break લીધો હે ઇ તો લેવોજ પડેને નતર પછી આમાં ગાંડા થઈ જવી હ હ એટલે થોડુક stress ના આવ્યું હોય ધ્યાન રાખવુ પડે નકર પછી mental થઈ જવી હા એજ ને આખો દિવસ એક ન એક બૂક લઈને બેસી રેવાનું ને વાઇચા રાખવાનું ને હારુ ત્યારે તુ સેનું અત્યારે કામ કરસ કઈ નઇ અત્યારે જો હુ GPSC ને આવું કરું નો કરું એવું બધુંય છે કટાળો આવે તો વાંચું નોય વાંચુ તે ઓલું ગ્રેજ્યુએસન કેમ કર્યું

ગુજરાત યુનિવર્સિટી મા અમદાવાદ રે એમાંથી કર્યું કે અમદાવાદ જ હતી કેવું ક હતું ગુજરાત યુનિવર્સિટી ની લેવલ કેવુંક હતું ગુજરાત યુનિવર્સિટી નું સૌરાસ્ટ્ર કરતાં સારું હોય હો સિસ્ટમ સારી હતી આહ સૌરાસ્ટ્ર યુનિવર્સિટી કરતા અહિયાં કરતાં ત્યાં વધારે મજા આવે એમ પ્રોફાસનલ તમ જેવુ લાગે બધે અહિયાં તો હવે સમજ્યા હવે એવું હોય ત્યાં તું હોસ્ટેલ માં રઈતી કે બીજે ક્યાંય રઈતી ના હોસ્ટેલ માં રઈતી અને પછી રૂમ રાખીને રેતી છેલ્લે છેલ્લે બરાબર હોસ્ટેલ માં ફાવી ગ્યું તું હા હો ફાવી જ જાય ને રૂમ રાખ્યા કરતાં તો હોસ્ટેલ માં વધારે મજા આવે શાંતિ થી એ સાંજે નિરાંતે બધા બેસીએ બધાય કામ કરીને આવ્યા હોય મજા આવે

હોસ્ટેલ માં તો પાછું વધારે ફ્રેન્ડ્સ એય હોય હા એજ ને સુ બોલ પાછું કેમ ચાલે બધૂ કઈ નઇ હવે જો પાછું થોડા દિવસ રય ને પછી પાછી બીજા ગ્રુપ ની પ્રેપરેસન કરવાની હે અછા તો સારું ઓલ ધ બેસ્ટ બીજું તો સુ હોય સારા પેપર રિજલ્ટ એ સરસ આવે એના માટે બેસ્ટ ઓફ લક

બાય હેલો જયશ્રી કૃષ્ણ કેમ છો મજામાં હા હો મજામાં તમને કેમ છે નમસ્તે હેલો આજે છે ને આપડે કોરોના વિશે વાત કરીએ કે કોરોના ની મહામારી આવી હતી તેના વિશે ચર્ચા કરી ફ્રી છો ને તમે હા ફ્રી જ છું હચી વાત છે કોરોના ની કેવી મહામારી આયવી ત એટલે થતું નથી પછી બે ત્રણ વરસ કેટલો ખરાબ હાળ્યો તો

આપડને પેલા થોડી વાર તો એમ થયું કે આ બધુ તો ખાલી મજાક માજ પેલું જે લોક ડાઉન આયુ ત્યારે આપડને મજાક મા હતુ કે નાના આમાં કય નથી પણ જયારે પછી આપડને ખબર પડી બીજી લહેર મા બૌ વધારે પડતાં માણસો ગુજારી જતાં તા ત્યારે આપડને અનુભવ થયું કે નાના આ કોરોનો બૌ ખતર નાક ને ભયંકર રોગ છે પેલા જ જે પેલી લહેર આવી હતી ત્યારે આપડે લોકડાઉન થયું ત્યારે લોકડાઉન માતો આપડે પોત પોતાની રીતે બહાર બેસતા ને સારા સારા નાસ્તા બનાવતા ને ખાતા ને બૌ મજા કેરી અને ચીન ના આપડે વિડેય જોતાં ને ચીન મા ટીવી મા ચીન જે દશા જોતતા તો આપડને એમ થતુતુ કે ઈતો ચીન મા છે આય કયા આયવો છે પણ જ્યારે ખબર પડી બીજી લહેર મા તો ખબર પડી કે નાના આતો ખૂબ ખતર નાક છે તમારે શું કેવાનું છે સાચી વાત છે બીજી લહેર માતો આપડને ભયંકર લાગ્યું બીજી લહેર માતો કેટલાય માણસો આપડે ભારત મા આવી રીતે ના લોકડાઉન ની પહેલી લહેર મા પોલીસ કંટ્રોલ કારતૂતૂ એમાંય તે ઘરમાં રેતતા બીજી લહેર માતો પોલીસ કંટ્રોલ ઓછું થી ગયું તુ અને બધાય એકબીજા ના સંપર્ક મા આયવ ને કેટલા માણસો ના મૃત્યુ થય ગ્યા હસે કેટલાય માણસો ને પછી ઑક્સીજન ગટતા ને દવા ખાન મા જય તો જગ્યા ના મળતી ને ઑક્સીજએન ના હિસાબે ઓલો સ્ટોક નહોતો એના લીધે કેટલા માણસો ના મૃત્યુ થી ગ્યા ને કોરોના ની કોઈ રસી નતી ને એવી કોઈ દવા જ નતી કે જે સરડી ઉધરસ ની દવા હોય એના થી માટી જાહે ન માટે એટલે તરત માનહો મારી જાય પાછા અને બૌ જ ભયંકર હતુ ત્યારે અને કોઈ ને બાર નિકડવા ના ડે સકભાજી આવી એ ના કે ફ્રૂટ વડો આવે ના આવે તો ઈ બધા કેટલા ઊંચા ભાવ લઈ લઈ ને આવે અને ઘણા ઊંચા ભાવે ઈ લઈને વેચતા ઘણા પછી બિચારા

એટલે સેવ ઈ માણસો ઈ ઘણી કરી છે કોરોના મા ખબર પડી કે આ આવી માહામારી મા માણસ માણસ એકબીજા ની ખબર પેડી તીરે આપડને કે માણસ એક બીજા ની કદર ના કરે તો આપડી શું ખરાબ હાલત થાય એમ હચી વાત છે તમારે શું કેવાનું થાય હા સાચી વાત છે તમારી કોરોના માતો જે જેના ઘરે કોરોના આયવો તો એના ઘરે બાજુ મા કોઈ બોલાવતું નય કેમકે આ રોજ ચેપી હાતો એટલે એની બીક હતી કે આપડે એને અડસું અપડે એના ઘરે જાઈસુ તો કોરોના આવસે પણ ખરેખર એટલો ચેપ હાતો નય પણ માણસ બીજ ગ્યા તા કે ના ના આ ચેપીજ છે એટલે કોઈ કોઈને બપલવતું ને બાજુ મા કોરોના થયો હોય એટલે અપડે બોલાવતા નાત ને આપડે એના ઘરે નો જાય ને બોલાવીએ ને ને અડીએ ની છેલે છેલે તો એવું થી ગયું તુ ને કે કોઈ હામુય નો જોતાં કે ના ઈ બાર નિકડ્યાં છે તો આપડે ણઠ નિકડવું એટલે બધુ થી ગયું ટુ કે સવાચોસવાસ મા એના વાયરસ અ આવે છે ને અ ખરેખર એટલું દભુ ભયંકર નતુ કે સવાચોસવાસ મા આવે કે અડવાથી આવે પણ ઘર ના સભ્યો ને જ્યારે થયું હોય ત્યારે ખબર પડે

હા પેલઈ લહેર આવી તી તીરે એટલા મોત કોઈના થય નાત એટલે ખબર ના પડી ને બીજી લહેર મા જીરે માણસો મયરા ત્યારે ફોન ખૂલી ગ્યા સીધા મરેલા માણસો ના જ ફોટા આવતા એટલે માણસો વધારે ડરી ગ્યા તા કે આ જ્યારે મોબાઈલ ખોલો તો કોક ને કોક ગુજારી ગયું હોય અને જે જુવાનીય ગુજારી ગ્યા છે એને કેટલા બરકો મોટા પિતા વગર ના થી ગ્યા છે ઈ અત્યારે હાલ ની તકે મોટા પિતા વગર ના છે

સાચી વાત છે આમાં શહૂ થયું કે માણસો તો બી બી ગ્યા છે કે આને કોરોના થયો આ ગુજારી ગયો હવે મને કોરોના થસે તો શું થી સુ થી એના ટેન્સન મા અમુક માણસો તો

વારો નતો આવતો ચોવીસ ચોવીસ કલાક અડતાલીસ અડતાલીસ કલાક સતત લાશો બરવાનું ચાલુ હતુ આવું સાંભડી આવું જોઈ આવું દ્રશ્ય જોઈ અમુક માણસો ને તો અટેક આવી જગ્યા હસે અને ઈ વખતે જોઈ તો બધે ઉકારા પીવાના હવાર હવાર મા ઉકાર ચાલુ થી ગ્યા હોય મને કોરોના થી ગયો તો હો મને ય બૌ ખબર છે કે ઉકાર પવન ઓલ બધા રેપોરટો કરાવીએ ને અને એમ ય અંજીસન આયવ તો અંજીસન ડે વાડી પછી એમાંય તે બીજા રોગ ચાલુ થયા કે જેને માસ્ક બાંધી ને રાખ્યું તુ તો નાક મા કઈક બીજો કઈક રોગ ચાલુ થયું તુ ઈ તો ઈ એના થી માણસો ને બૂજ ખર્ચો કરવા છતાં પૈસા ના એટલા બધ પૈસા ઈ એટલા બધા બગદ્ય હસે માણસોઈ ઘર ખાલી કાર નેખા છતાં મંનસો નતાબચતા

આ તો જએની પહે આયવી છે ને એને તો બિચારા ની જિંદગી ભર ની ભૂલાય જેના ઘર માંથી માણસો ગ્યા છે ને ઈતો કોઈ દિવસ કોરોના સબદ ણઠ ભૂલી હાયક અમુક નાના છોકરાઓ બી મા બાપ

ઈ આખું રોજ કાયમી માટે કોરોના સબદ ભૂલેજ નય એટલે કોરોના ની ભયાનક તા તો બૌ જ ખરાબ હતી એમ પેલાના માણસો તો વારસો વરસ પેલા આ રોગ ને જોયું હોય કોઈએ કઈ આવી ભયંકાર ટાઇમ રોગ ને જોયું હોય એવો આપડને વચે નો પિરીઓડ જોવા માળીઓટો કે માણસ માણસ ને એક બીજા ની ખબર પડી ઓલિ કે આપનું કય ગાદીક મા મૃત્યુ થી જય આપનું કઈ નક્કી નય તો એક બીજા ની માણસ માણસ ને મદદ કરવી આવું આપડને ભગવાને દેખાડવા સમય બતાવ્યો હોઈ તેવું લાગે તમારું શું કેવાનું થય છે હા સાચી વાત છે માણસ માણસ મા એમ થી ગયું કે બધુ મૂકી નેજ જવાનું છે કી લાય નથી જવાનું કીરે વય જાસુ કોઈને ખબર નથી

તો આપડે જોયું તો અત્યરે વેક્સિન અત્યર વેક્સિન બૌ સારા પ્રમાણ મા નિકડી ગઈ છે કેમકે આ નરેન્દ્ર સરકારે જો આવી બધી સુવિધા નો કરી હોત તો આ ત્રીજી લહેર મા પણ માણસો એટલાજ મરત તો આ સરકારે વ્યવસ્થા કરી છે કરી હતી વેક્સિન ની તો ઈ બૌ સારી હતી કેમકે વેક્સિન ના હિસાબે ત્રીજી લહેર માતો કોઈને કી વાંધો આયવો જ નથી એટલે ઓછા માણસો મયરા તા તમારું શું કેવાનું હે સાચી વાત છે કોરોના છે જ વેક્સિન ના હિસાબે રિકઓવેરી બ જલદી એ જાય છે ચેપ નથી લાગતો એન હિસાબે કી અસર નથ થતી અને આપડને એના એના થી બીક નથી લગતી કોરોના તો ઘણી જગ્યા ઈ હોસ્પિટલ મા કે કોરોના છે એમ હંભાડવા મળે છે પછી અગડ વધતું નથી કેમકે વેકસીં ના હિસાબે આપડી ભારત સરકાર ની વ્યવસ્થા સરસ છે બીજા દેખ કરતાં યપદ દેશ મા વેકસીં જડપથી આવી ગયું અને બધા ને જડપથી એનો રેકવારી થી ગઈ છે અને

એવી રીતે રસી ના લીધે થી ગયું આ ભારત સરકાર ની બૌ સારી વ્યવસ્થા છે

અપડે વેક્સિન બનાવેલી છે એના હિસાબે આપડે વેકસીં લીધે છે તો કોઈ જાત નું વધારે પડતું કી થતું નથી અને સરડી ઉધરસ એવા થી છે પણ સારું રે છે અને બીજું આમ જોઈએ તો ફૂડ પેકેટ પણ સારા આમ દેવામાં આવ્યા ત અમ માર્કેટિંગ યાર્ડ માંથી છે કે ગમે તે માંથી સેવન કાર્ય ખુબ થયાત આપડે પેલા

એટલે ફૂડ પેકેટ બધા ને સરકારે સારી એવી વ્યવસ્થા કરી હતી ધર્માદો પણ સારો એવો કરતા તા અમુક માણસો લુંટ તા તા અમુક માણસો સેવ પણ કરતાં તા ડૉક્ટરો પણ અમુક માણસો અમુક ડોકટરો અ ઑક્સીજન ની લુંટ કરતાં તા પણ અમુક સારા માણસો ઈ સેવા પણ આપતા તા તો તમારું સુ કેવું સાચી વાત છે આવીજ રીતે આપડે આ કોરોના વખત નો

અને હોસ્પિટલો મા ક્યાંય જગ્યા નટી મળતી ગણાય એવા ધાર્મિક માણસો ઈ આમ હોસ્પિટલો ને સચોળો મા ને બધી વ્યવસ્થા કરી હતી ને બધા પોત પોતાની રીતે સેવ કરતાં તા ઈ તો ઈ લોકો ને આપડે ધન્યવાદ કેવો જોઈ ઈ લોકો પોતાની પરવા કાયરા વગર કોરોના થયો હોય એની સેવ કરતાં તા એટલી બીક લગતીતી છતાંય ખરેખર એવું નટુ કે એના સંપર્ક મા આવ વાથી થસે તોય છતાંય એવું માન્ય એવું રાખી પોતાની સાવચેતી રાખી અને માણસો ની સેવ કરી અને ઘણા માણસો ની મદદ કરી ને ઉગાર્યા હે આ વાત હચી છે કે આવી ભાંકર્તા આવે ને ત્યારેજ સાચી માણસાઈ ની ખબર પડે

અ કોરોના મા બરકો ને સારી એવી મજા આવી ગઈ કે સચોળે જવાનું નટુ એટલે બરકો ખુબજ ખુસ હતા અને નિસરે જવાનું ને ને ઘરે રેવાનું જોકે સ્ત્રી ઓને પણ સારી એવી મજા આવી કેમકે પેલી લહેર જે હતી એમા સ્કૂલ બંધ હતી એટલે મોડા સુધી ઊંઘવાની મજા હતી અને સાથે સાથે એકવીસ દિવસ નું લોકડાઉન હતુ તો એમ પણ જેન્ટસ ને કોઈ નોકરે ધંધે જવાનું નો હોય એટલે ઈ પણ સારો એવો ફાયદો થી ગયો કે વેળા ઊઠવાનું નય ને આરામ થી ઘરે રેવાનું ને ખાવાનું વધારે ચાલતું કેમકે બધા ઘરે હોય એટલે ખાવાનું એક પછી એક નાસ્તા તો બનાયજ રાખવાના એટલે ઈ પણ એક રીતે સારું હતુ બરપણ મા મજા આવી ગઈ હતી બીજા નંબર મા પ્રદૂષણ ઓછું થી ગયું ટુ કેમકે બાર જવાનુજ નય રોડ રસ્તા બધુ બંધ હતુ એટલ અમ સાવ બંધ જ થય ગયું ટુ લોકડાઉન એટલે પૂરે પૂરું લોકડાઉન હતુ પોલીસ વદ મારતા તા ને પૂરે પૂરા લોકડાઉન મા કોઈએ ગાડી લૈનેબર નિકડ્યું હોય તો

પછી તમારા જગ્યા ઈ દવાખાન ખોલવાની અમ મા દવાખાના ખોલી દીધા તા ચાહ હોય નગર પાલિકા હોય કે ગમે તે ગમે ત્યાં બેડ લગાવીને ઑક્સીજન ના બટલા પૂરા પડી દીધા તા ઑક્સીજન જ્યારે નટુ મળતું ત્યારે જે માણસો નો જીવ ગયો છે તે માણસો ના પરિવાર સારું હોય ઘર મા એટલ ઈ ઑક્સીજન ના બટલા વધારાના લઈ બીજા કોઈ ગરીબો ને ઑક્સીજન પૂરું પેડુ છે આમ ઘણા માણસો ઈ ઘણી બધી મદદ કરી છે એક બીજા ને તો ઘણા માણસો ઈ ઘણી બધી મદદ કરી છે એક બીજા ને તો તમારું સુ કેવું છે એમ સાચી વાત છે આમ તમે બરકો ને મોબાઈલ માંથી ભણવા નું ઓનલાઇન ભણવાનું ચાલુ થયું એટલે દફતર ની લેવાનું ને મોબાઈલ આપવાનું છોકરાઓ ને મોબાઈલ મા આપડે પેલા નો આપતા એમ થાય કે ભણવા બેસ મોબાઈલ નથ આપવો અત્યાર મોબાઈલ મથીજ ભણવાનું થયું છોકરાઓને સતત મોબાઈલ આપ્યા કરીએ

પછી વધુ વાપરવા માંડ્યા ને આપડે કેતા પેલા કે એએ મોબાઈલ મૂક ને ચોપડી પકડ અને અત્યાર એવું કેવું પડે છોકરો મોબાઈલ પકડો મોબાઈલ પકડ એમ ભણવાનું થયું એટલે ઈ રીતે મોબાઈલ નું મહત્વ થયું અને ઈ રીતે મહત્વ વધ્યું અને બે વરસ તો જોકે છોકરાઓને એજ્યુકેસન બગડયું જ છે ભણતર બગડયુતઉ જ કેમકે એમ હરું તો કી ભણી નો હકે છોકરા ઓ

હા તમારી વાત સાચીજ છે અમ હજી તો ભણવા ગયો જ નથી એટલે સાવચેત જ રેવાનું છે કેમકે સરડી ઉધરસ ના ને તાવ ના ને એવા વાહરતો હજુ છે જ ઘડું પક્કડે જાય છે ઈ બધી કોરોના નિજ અસર છે પણ આપડ સરકાર છે ઈ યપદ દેશ સારું એવું ફાયદો કરી ગઈ છે એટલે જાજી એવી અસર થતી નથી

એને તો કેટલી મોટી તકલીફ પડતી હોય એને તો ખાવાનું ઘરમાં રોજે રોજ નું લઈ આવતા હોય ઈ માણસો ને વધારે તકલીફ પડી કેમકે કામ બંધ થી જાય ધંધા બંધ થી જાય ઈ ધંધા બંધ થી જાય તો ઈ બિચારા ખાય સુ એટલે જે રિક્ષા ચલાવતા હોય ઈ રોડ રસ્તા બંધ એટલે રિક્ષા ચાલવા વદ ને રિક્ષા બાર કાઢી ના સકે લડી વડા હતા ઈ લાદી વડા ને પણ નુકશાન થયું કેમકે લારી બાર નો રાખી સકે કેમકે ઓલ પોલીસ વદ એમને મારતા એટલે એવી રીત ના રોજે રોજ નું જે કાંટા હોય એમને કડીયાણું છે સૂતર નું છે ઈ બધા ને પણ ધંધા બંધ જ હતા એકો એક જાત ના એકપણ ધંધો ચાલુ નતો એટલે ઘણા બધા ને નુકસાન થયું છે આ સુ કેવાનું છે તમારે હા સાચી વાત છે એમાંય જોવો આપડે ગમે તે ધંધા નાત એટલે ખાવા પીવાનું બધુ આપડે ઘરનું જે હતુ ઈજ આપડે ખાય હકતતા જેના ઘર મા હોય ઈ કહી સકે ગરીબ ઘર માતો હોય ની જજુ એક મહિનાનું રાસન હોય ની તો રોજે રોજ નું લઈ ને ખાતા હોય એને તો બૌ તકલીફ પડતીતી પણ આપનો દેશ સેવ ભાવિ દેશ છે સારો છે કે જે બીજા લોકો જે આર્થિક રીતે સધ્ધર હતા ઈ મેહનત કરી ને ટુકડે ટુકડે ગરીબ માણસો ને પોકડતતા અને આપડે કોઈ ને અપડી સરકાર દાખલ તરીકે નરેન્દ્ર મોદી પણ આપડને કેતા કે કોઈ તીખું નો લેવું જોઈ તમે એક બીજા આજુ બાજુ વાડા ભેગા થઈ જે ગરીબ હોય ઈ બધા ને ખવાદવજો ને મદદ કરજો અત્યારે આપડે છે ઘર ને બીજા માટે બનવતા તા અને અપડે બીજા ખિચડી ભેગા કરીને જાજી જાજી બધા એકઠી કરી ભેગી કરીન જુપડ પટ્ટી મા દેવ જતાં એક બીજા નો સહકાર બની દેશ ની જે ખરાબ પરિસ્થિતિ બની તી ઈ આજે બધા ભેગા થઈને ખરાબ પરિસ્થિતિ નો સામનો કરીને ઈ શથી તી નો નિકાલ કીરો અને એમ થી આપડે બધા હજ નિકડ્યાં અત્યારે તંદુરસ્ત છીએ ને સ્વસ્થ થઈને બધા એક બીજા ને

ઓલું એના કર્મ કે ને હોય બિચારા ના ઈ એટલે થી ગયું ની તો દેશ આપડે બધો ઈ રીતે સારું કેવાય સેવ ભાવિ કેવાય કે ઈ રીતે આપડે બધા ને મદદ કરી

હચી વાત છે આપડે ઉઘરી ગ્યા બરોબર ને બીજા જોઈ તો આપડે પેલા કોરોના ની એવી કોઈ દવા જ નતી કે એના થી આપડે કોઈ ફાયદો થાય

ઈ પણ ગરે નો ઉતરતા છતાં પણ આપડે બધા પિતા એને હિસાબે પણ ઘનો ફાયદો થયું છે ઘર મા પણ આપડને ક્યાંય પણ મોબાઈલ મા કે આ વસ્તુ જોવાની આન થી ફાયદો થાય છે તો આપડે કોરોના નો થાય ઈ માટે આપડ ઈ ઉકારો બને ને ઈ પીવાનું ચાલુ રાખતા તા આમ જોઈ તો ઉકાર પણ સારા એવા કામ કરી ગ્યા અને આપડાં ભારત દેશ માતો

દરેક પોત પોતાની રીતે સાવચેતી રાખતા તાજ અને સારું એક કે આપડાં સ્વસ્થ માટે સારું પ્રયત્ન કરતાં તાજ છતાં આતો ગમે ત્યાંથી કુદરી કે છે કે

અને બીજા નંબર મા આપડને વેક્સિન કામ કરી જસે કદાચ હોય તોય આપડાં સરીર મા એવી તાકાત આવી ગઈ એની હામે આપડે કરવાનું કે રોગપ્રતિ કારક સક્તિ વધી ગઈ

જેમકે બીક નથી લગતી હવે કોરોના ની પેલા બૌજ બીક લાગી કોરોના ની એવી ભયંકર તા એક આખી નિકડી ગઈ ને હવે આપડને કોરોના ની એવી કી બીક નથી લગતી કૈયા કોઈ કે કોરણ હસે તો દવા લઈ માટી જસે

office એ બેઠો હતો. office બેઠો તો મારે એક ઘણું બધું ખરીદવા માટે આપડે અમદાવાદ જવું છે તો તું મારા ભેગું shopping માટે અમદાવાદ આવશે? અમદાવાદ આવવું છે મારે એટલે અમદાવાદ જવું જ છે મારે

માર અમદાવાદ સેના માટે જવું છે કે મારે કોઈ shopping કરવી છે ને એના માટે માર અમદાવાદ જવું છે તું આવશે ને? તાર લગન બીજા તો નથી ને shopping કરવી છે નાં નાં લગન નથી આમ તો મારે એમ નેમ shopping કરવી છે મારે પૈસા ઘણાં બધા આવી ગયા ને પછી વિચાર્યું કે થોડી shopping કરતા આવીએ. હા આમ તો મારે પણ અમદાવાદ માં થોડું ઘણું વસ્તુ ઓ ખરીદવી છે. હા તો અપડે બે જતા આવીએ કાલે મુ મારી ગાડી લઇ ને અવિસ અને તું તારી ગાડી નાં લાતો કારણે કે આપડે એક જ ગાડી માં જી ને આવતા રીએ બરાબર ને તારી પાસે છે ગાડી, છે ને આમ તો એક જ ગાડી છે એમ તો જૂની છે. કઈ છે? માર પાસે ઓમ ની છે ઓમ ની નથી આવતી એક દમ ચાર દરવાજા પાંચ દરવાજા વળી પેલી આવે છે ને ઓમ ની van હા હા તો એક કામ કરજે કાલ પોલીસ ગાડી, હું છે ને audi લઇ લઈશ એમાં તું આવી જજે. મારી પાસે છે audi audi તે ક્યારે ખરીદી તે audi ગાડી ને મારી પાસે જો ને યાર audi છે mercedes fortuner છે. એટલી બધી ગાડી છે તો કોઈ એમાં થી એક ગાડી લઇ લેજે એટલે આપડે બધા જઇને આવી જૈસુ બરાબર ને

audi મારે નવી ગાડી પણ લેવા ની જ છે અમદ્દાવાદ થી જ લઇ લઉં મેં વિચાર્યું કારણ કે અહિયાં બધા dealer ઓ commission ખાય છે એટલા માટે અહિયાં થી લેતા નથી